આ ફોટો પંજાબી તડકા ફેમિલી રેસ્ટોરન્ટ જે ગાંધીનગર અ--

આ ફોટો એક અભ્યારણનો છે જેમાં ખૂબજ વિશાળ ઘટાદાર વૃક્ષો આવેલા છે જેમાં અલગ અલગ જાતના--

આ ફોટામાં રેસ્ટોરન્ટ ને ફુગ્ગાઓ થી ખુબ જ સુંદર રીતે શણગારવામાં આવી છે લોકો ને--

નઈ દુકાનનો છે જેમાં ખૂબજ સુંદર અલગ અલગ ડિઝાઇન ના અલગ અલગ કાકાના--

આ એક લાકડાની ફર્નિચર ની દુકાન છે જેમાં--

રેલગાડી નાના ચકડોળ છે તેમજ મોટા સ્ત્રીઓ પુરુષો માટે--

પગની કસરતો માટે સાઈકલો ચલાઇ સકે છે તેમજ અલગ અલગ મસીનો દ્વારા પોતાના પગ અને શરીરની કસરતો કરી સકે છે.

જેમાં અલગ અલગ જાતનાં કાશરતો કરવા માટેના મશીનો મુકવામાં આવેલા છે જે ગ્રાહકો અથવા તો સરકારી બગીચામાં--

કોન્ફરન્સ રૂમ નો છે જેમાં એક મિટિંગ યોજવામાં આવી છે જેમાં સેકડો લોકોએ મિટિંગ માં ભાગ લીધો છે.

ટુ વ્હીલર એકટીવા મોટરસાયકલ દેખાઈ રહી છે.

દેખાય રહી છે પાસે ખુબજ સુંદર ગાર્ડન બનેલુ છે.

લા છે જેમાં ખુબજ સુંદર રંગબેરંગી માછલીઓ દેખાય રહી છે.

દવાખાનાનો સમય સોમ થી શુક્રવારે સવારે સાડા આઠ થી સાડા બાર સાંજે ચાર થી છ વાગે--

આ ફોટો એક ઓપન રેસ્ટોરન્ટ નો છે આ ફોટા માં વરસાદ પડતો હોવાથી રેસ્ટોરન્ટ માં જમવાની જગ્યા ને લીલા રંગની જાળીથી ઢાંકવા--

આ ફોટો એક મો પેટ્રોલ પંપ નો દેખાય રહ્યો છે જેમાં એક વ્યક્તિ મોટર કાલ--

ઘણા લોકો સહણાઈઓ વગાડીને ભગવાનને હર્ષોલ્લાસ ભાવભક્તિપૂર્વક--

ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે આ ફોટા માં ઘણા લોકો તહેવારની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે.

આ ફોટો છોકરીઓના પોશાકની એક દુકાન છે જેમાં સ્ત્રીઓના--

આ ફોટો કોઇ કન્સ્ટ્રક્શન સાઇટ નો છે જેમા ધાબુ સિમેન્ટ નુ--

હર્ષો ઉલ્લાસ સાથે ભગવાનના દર્શન કરી રહ્યા છે.

ગેસ્ટો બેવ દેખાય રહ્યા છે જેમા એક વ્યક્તિ શોપિંગ કરતો દેખાય રહ્યો છે.

રોડ પરથી પસાર થઈ રહી છે અને સામેની સાઈડ એક શાકભાજીની લારી ઉભેલી દેખાય છે રોડ એકદમ સૂમસામ દેખાય રહ્યો છે.

ચાલતી હોઈ તેવો દેખાઈ રયો છે તેની બાજુમાં નાની નાવડી દેખાઈ રહી છે આ સમુદ્રમાં ખોબા--